પરંતુ છતાં આ બધી ટેકનીક ટેકનિકલ વધારાઓ સફળ થાય તેની ખાતરી આપતા નથી. યુદ્ધ ની જેમ જ કોઈ જૂથ અથવા તંત્રની સફળતા, ઘણી બધી બાબતો ઉપર આધારિત હોય છે. પરંતુ છેવટે સફળતાના નેતાના દિમાગ અથવા બુદ્ધિ પર આધાર રાખે છે. ભારતના ભૂતપૂર્વ સૈન્ય, આહ વડા જનરલ જે. જે સિંહ આ વાતને આ રીતે મૂકે છે. આખરે તો મનીષ પાછળ રહેલ માણસ જ તેમને યુદ્ધ. ઓગણીસો ચૌદ થી છવીસ માં ગુજરાત માં વિદ્યા જેટલો અભ્યાસ કરતા હોય એક જુવાન નાં હાથ માં ના જીવન ચરિત્ર એક નાનકડું પુસ્તક મૂકી મૂકી ને તેના જવાની ભલામણ કરે છે એ પુસ્તક ને એક પાપે કરેલા વચન ને જુવાન ના મંતવ્ય ઉંધી અસર નાખી અને જન્મ ભાવ ભરી પેદા કરી તેના કરેલા મદદ એ

ઉપલબ્ધ પ્રણવ સાહિત્ય તત્વો ચક્ર છે લિંકન વિશે જેમ જેમ તે વધુ જાણતો જાય છે તેમ તેમ તેમને લોકો ની જીજ્ઞાસા અને તેના પ્રેમ ઊંડો ઉતરતો જાય છે એ જીવન ભર મની ભાઈ દેસાઈ શિક્ષક સાહિત્ય માં નું ટૂંકું જીવન ચલચિત્ર એમને તે વખતે લખવા બદલ આગ્રહ કરતા તેમના પત્રો લખતા મળ્યા સંદેશા માટે નો અવકાશ ત્રીસ એક વર્ષ બાદ એમને મળ્યો અને લીન્કાન્ન ના જીવન નાં આઝાદ લિંકન નામનો એકસો સાહીંઠ પુસ્તક જેના પાસે થી એમને મળ્યું sri lankan ને તેના અમુલ્ય્ક જીવન કાર્ય ને આવરી લેતા આવરી લેતું મોટા ભાગ નું સો સો પાના નું વિસ્તૃત જીવન ચરિત્ર પોતાના ઓગણીસો એંસી માં એમને આપ્યું એમના નિવેદન માં એમને લખ્યું કે લોક સાહિત્ય કાર છું પણ હોય શક્ય પુરુષ પુરુષ ની એક જન્મસ્થળ ની આધુનિક સમય નાં એક પૂર્ય આ જીવન માં તથા પક્ષ સમક્ષ સબાર કરતા એ પણ પોતાના માર અનુભવ જ્યાં થોડોક સર્વ દુખી સર્વ પ્રત્યે અલોઉંકિક મહાન અને ક્યાં મારી અંત બુદ્ધિ જ્યારે કોઈ નથી છતાં અહમ યથા શક્તિ નહી કેવળ લિંકન નું એક એક કે તેથી કથા ગુજરાતી ભાષા માં ઉત્પન્ન જીવન ચરિત્ર નું યુગ એ રીતે યાદગાર બની રેસે વાચકો નું ધ્યાન બરાબર દોર્યું નહી હોય તેથી તેને હજાર એટલે મેં તેના એક સદેશ તૈયાર કર્યો છે એ ક્યારેક થશે એવી આશા છે જે વાપરતા એક હજાર તથા પંદર માં વાંચવા માટે લઇ જતા હતા

જવાબદારી માટે તેની નજર પ્રહરી લિંકન નામ ના અજાણ્યા જુવાન પર ફરી લિંકન હોશિયાર માણસ ને ભલામણ થઇ એંથી એમને તેમને આખો દિવસ માં નદી નાં કિનારે બીયાતા નથી ને આગળ વધે છે તેમ તેમ એ નદી ઊંચાઈ એ આપે છે નવીન પ્રકાર ના પાક્ષિ ઓ નવીન પ્રકાર ના ઝાડ પાન નવીન પ્રકાર તથા પ્રકાર ની જમીન ઓ તેને જોવા મળે છે આગળ ચાલતા યુવાનો નદી માં આગલી જોવા મળતા હતા દુલ્હન નો એ ઊંડી અસર કરી અને એને વશ માંથી તેના ચિત માં સુદામા ના અર્પિત થઇ ગઈ ભાષા ના લોકો ને ભરી વાતો સાંભળી હતી તથા તેમને અવારનવાર જોવા મળ્યો પશુ ઓ ની જેમ બજાર માં વિહરતો હતો ત્યાં વેચવા અસંખ્ય બાદ સ્ત્રી ઓ તથા પુરુષો

વિક્લાનગી જોઈ ને સહાનુભુતિ તેમના હસ્તે પડી પરંતુ છેક નાનપણ થી જ અમુક એવી સહાનુભુતિ જીવન જોઈ ને આવરી લે એટલા એ આ લોકો માટે કઈ વધારે મોટા સમજુ પુરુષો સ્વીકારી ને સ્વીકાર લખે છે મતલબ જોયા વિના બની શકે તેવી પોતાના મન માં દ્રઢ સંકલ્પ કરે છે આ મળ્યા હોય એવા પ્રસિદ્ધ હા ઉત્તર america ના પ્રસિદ્ધ પ્રમુખ એકાદ વર્ષ માં લગભગ જેમની માફક આસમાન માં જેટલું અંતર હતું

આવતા હતા બીજા ને લાવવા માં આવતા હતા બીજો ગુલામ હતો એક ત્યાં રાષ્ટ્રધ્વજ ને નીકળતા હતા તુ પરિવાર બન્યો ત્યારે રાત રાત મજુરી કરાવતા હતા તેઓ ખેતી કરી ને પોતાની વિશાળ પેલા તો જમીન માં મજુરી ની કમી હતી આ માટે તે america એ એમને એમને લઇ આવતા હતા પર જ તેમને એ ગોરા માલિકો ના ખૂન પણ કરી નાખતા પણ તે તદ્દન નિષ્ફળ બન્યું indian માટે જે થતા એમના વિરોધ ના બીજા દેશો માંથી પ્રતિનિધિઓ તેની આસપાસના પર્યાવરણ સાથે કામ કરવા માટે અનિવાર્ય છે. દરેક સજીવને પોતાના જીવન રક્ષણ અને નિભાવવા માટે કોઈની કોઈ પ્રકારનું શિક્ષણ તો લેવું જ પડે છે. શિક્ષણને કારણે આવતા પરિવર્તાને સ્થિતિના બદલાવથી મળતા જીવન રક્ષણ અને પ્રેરણા ના સંતોષને કારણે પ્રાણી કે માનવ માત્ર અને જીવન શક્ય બને છે. દરેક સજીવ પોતાના જીવન ચક્ર દરમિયાન મોટેભાગે બે પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે. સજીવ વર્તન અને શિક્ષિત વર્તન સજીવ પોતાના માટે પ્રાણીને કોઈપણ જાતનું ઔપચારિક શિક્ષણ મેળવવાની જરૂર હોતી નથી. દરેક સજીવ જન્મથી જ પોતાના જમીનનો કેટલી શક્તિઓ લઈને જન્મે છે. એનાથી અમુક મર્યાદિત ક્રિયાઓ આપતા શીખી જાય છે. આ પ્રકારનું વર્તન એ જન્મજાતથી સાજીદ વર્તન છે. દાખલા તરીકે કીડી ને પોતાના માટે ખોરાકના કણને ખેંચી જવું. ગાયના વાછરડાઓના જન્મ થતાં જ થોડીવાર માતાના આંગણે મરઘીને પોતાનું ભુખ સંતોષવી માનવ બાર નો જન્મ પછી તરત જ સામાન્ય રીતે દરેક સજીવ પોતાની મૂળભૂત પ્રેરણાઓ સંતોષવાની રીતો ને જીવન રક્ષણની રીતો આપમેળે જ શીખી જતું હોય છે. જેને આપણે સાહસિક વર્તન કરી શકીએ. શિક્ષિત વર્તન એ એવું વર્તન કે જે અન્ય લોકોને વર્તન કરતાં જોઈને શીખવા છે. અથવા તો એ વર્તન અન્ય દ્વારા શીખવવામાં આવતું હોય છે. આ પ્રકારના શિક્ષણ વ્યક્તિએ પ્રાણીને જે તે વર્તન કરતા આવડતું હોવું હોતું નથી. પરંતુ યોગ્ય પ્રાણીએ જે તે વર્તન કરતા શીખવા માટે ઈચ્છાએ ચોક્કસ પરિવર્તનનો સ્વીકાર કરીને વર્તનમાં બદલાવ લાવે છે. અને એ વ્યક્તિ પ્રાણી પોતાની મરજીથી જે તે શિક્ષણ મેળવતું હોય છે. એ સાહસિક વર્તનને સામાન્ય રીતે આપણે શિક્ષણ તરીકે સ્વીકારતા નથી. પ્રાણી કે બાળકોને જેમ જેમ વિકાસ થતો જાય છે. તેમ તેમ પર્યાવરણમાંથી અનુભવો ગ્રહણ કરીને પોતાના વર્તનમાં પરિવર્તન લાવી આગવી જીવનશૈલી અપનાવે છે. માનવી હોય કે પ્રાણી દરેક પોતાના જીવનમાં પ્રત્યેક ક્ષણે પરિવર્તન લાવતા જ હોય છે. આથી જ શિક્ષકે

અટપટી અને જટિલ સમસ્યાઓના ઉકેલ માટે બાલ્ય વ્યવસ્થા અને તરુણા વ્યવસ્થામાં સમયમાં મેળવેલ શિક્ષણ દ્વારા આમ જતી પ્રાપ્ત થતી અંતરસૂચને કારણે પામેલા વગાડે છે. આમ વ્યક્તિ વિવિધ આચાર વિચાર ભાષા વર્તન આપતો પ્રેરણા અભિયાન અભિવ્યક્તિ મનોવલણો શિક્ષાચાર વગેરેનું શિક્ષણ મેળવીને પોતાના વ્યક્તિત્વને ઈચ્છાવે આવે છે. આ વ્યક્તિ શિક્ષણને નવકાર દ્વારા જીવન સાગર પાર કરે છે. શીખવું એટલે શું? વ્યાખ્યા અને તેની સમજૂતી. American મનોવિજ્ઞાનની સ્થિતિ વ્યાખ્યા આપતા જણાવ્યું. કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્નથી મહા વર્તનમાં સાપેક્ષ કાળમાં ફેરફાર

શિક્ષણ ની વ્યાખ્યા ને સમજૂતી મેળવવા ઉપરની બાબતો વિગતે સમજીએ આ અનુભવ મહાવરાથી આ પ્રયત્નો નું પરિણામ અગાઉ આપણે જોયું કે પ્રાણી કે માનવના વર્તનમાં ફેરફાર થાય છે. તે જુઓ અનુભવ તાલીમ કે મુહાવરાને કારણે થાય તો તે સંપાદિત શિક્ષણ કહી શકાય. વર્તનમાં થતું પરિણામ બહાર કાઢવામાં કારણે જોવા મળતું. હોય તો મનો વૈજ્ઞાનિક પરિભાષામાં એને શિક્ષણ કરી શકાતું નથી દાખલા તરીકે બાળક ચાર મહિનાનું થાય ત્યારે જોતા પથારીમાં ઊંઘવું ઊંધું પડતા શીખે છે. કે પથારીમાં પગ ભરાવા ભરાવીને ખસતા સીખે છે તો તેને રોજિંદી ભાષામાં બાળક ઊંધું પડતા શીખી ગયું. તે પથારીમાં ખસતા શીખી ગયું તેવું કહીએ છીએ. પરંતુ બાળક બાળકમાં આવેલા પરિવર્તન તેની શારીરિક પરી પકવતાને કારણે જોવા મળતું. હોવાથી મનોવૈજ્ઞાનિક તેને શિક્ષણ તરીકે સ્વીકારતું નથી. આ જ પ્રમાણે ખૂબ ચલાવ ચાલવાની અછતવા માટે તો આપણે લથડીયા ખાતા શીખી ગયા. એમ કહેતા નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે પગના સ્નાયુઓની શક્તિ થોડાક સમય માટે વધી જવાથી પગ આડાઅવળા થાય છે. એ જ રીતે પગનો હાથ પર તૂટી જવાથી રખડવાની ક્રિયા હોય છે. તેથી દ્રવ્ય ના કારણે વર્તનમાં પરિવર્તન જોવા મળતું હોય તો તેને શિક્ષક નોંધ કહી શકાય. વર્તનમાં થતું પરિવર્તન કોઈપણ બાબતનું શિક્ષણ ત્યારે જ કહેવાય જ્યારે પહેલા જે વર્તન હતું તેમાં પરિવર્તન જોવા મળે. દાખલા તરીકે બાળકને જ્યારે પહેલીવાર cycle ચલાવતા આવડતું ના હોય. એટલે જો cycle પર બેસી cycle ચલાવવાનો પ્રયત્ન કરે ત્યારે પડી જાય છે. આમ વારંવાર પ્રયત્ન કરતા અથવા તેને ધીરે ધીરે cycle પર balance રાખવા અને paddle મારવા. સાથે આગળ વધતા આવડી જાય છે. આમ વારંવાર મહાવરો કરવાથી એ cycle ચલાવી શકે. આમાં ઉદાહરણ શિક્ષણ અને વર્તનમાં પરિવર્તન છે તે સ્પષ્ટ કરે છે. સાપેક્ષ કાયમી પરિવર્તન સામાન્ય રીતે આપણે લીધેલું મોટાભાગનો શિક્ષણ થાય. અથવા ઘણા લાંબા સમય સુધી ટકી રહેનારો હોય છે. આ સંદર્ભમાં અગાઉ સમજ મેળવી જ.

ઉતરી જવાથી તો પછી કહું પગનું પગનું હાડકું ભાગવાથી વ્યક્તિ સામાન્ય રીતે ચાલી શકે છે. આ માટે જ શિક્ષણ નથી. આમ વ્યક્તિના વર્તનમાં તાત્કાલિક અને અસ્થાયી પરિવર્તનોને મનોવૈજ્ઞાનિક શિક્ષણ તરીકે સ્વીકારતા નથી. પરંતુ પ્રાણી કે વ્યક્તિના વર્તનમાં થતા દેહ અને સાપેક્ષ કાયમી હોય તેવા પરિવર્તનોને જ શિક્ષણ તરીકે સ્વીકારે છે. આગળના ઉદાહરણના સંદર્ભમાં સમજીએ. તો બાળકને જ્યારે પહેલીવાર cycle ચલાવવાનો પ્રયત્ન કરે ત્યારે પડી જાય છે. પરંતુ થોડા દિવસો

શિક્ષણ વિશેના પ્રારંભિક ખ્યાલ મેળવ્યા પછી મુખ્ય પ્રશ્ન એ થાય છે. કે પ્રાણી કે માનવી કોઈ પણ બાબતનું શિક્ષણ મેળવે છે. કેવી રીતે આ પ્રશ્નને અનેક વિજ્ઞાન વૈજ્ઞાનિકોએ સંદર્ભો સંશોધન માટેની પ્રેરણા પૂરી પાડી છે. આના અનુસંધાનમાં રહેલા કેટલાક સંશોધનોને અને પ્રયોગો માનવી અને પ્રાણીની શિક્ષણ પ્રાપ્ત કરવાની ધરાવી વિદેશ વિષયની માહિતી પૂરી પાડે છે. અને વીજ સંશોધનો અને શિક્ષણ પ્રાપ્ત કરવા

અંતર્ગત કાર્ય કરે છે જેમ કે ગુજરાત મા માનવ અધિકારી આયોગ રચના રાજ્ય માનવ અધિકારની રચના એક અધ્યક્ષ જે કોઈ ઉચ્ચ નયન લઈને મુખ્ય ચુક્યા હોય એક સદસ્ય જે કોઈ ઉચ્ચ ન્યાયાધીશ નિયમો થી છે અથવા તો રહી ચુકે છે અથવા રાજ્ય મા જિલા ન્યાયાધીસ નિયમો થી છે અથવા રહી ચુક્યા છે અને જેમને જીલ્લા લેવા મા અધીકારી કે ઓછા મા ઓછા સાત વર્ષ નું અનુભવ છે એક સદસ્ય એવો વ્યક્તિ કે જે જેને માનવ અધિકાર થી સંબંધિત વિષય નો જ્ઞાન અથવા વ્વાવ્હારિક અનુભવ છે એક સચિવ જે રાજ્ય આયોગ્ય મુખ્ય કાર્ય પર અધકારી તરીકે હશે તો એ રાજ્ય આયોગ્ય માત્ર સંવિધાન ની સાથ ની અને સૂચી ની બીજી અને ત્રીજી સુચના વરવાળું વિષય ના બાબતે માનવ અધિકારી નું અતિક્રમણ છતાં હતા તપાસ કરી શકાશે જો કોઈ વિષય નું તપાસ અલગ રૂપ થી ગઠિત આયોગ્ય દ્વારા પર થઇ તો રહેવું છે તો તેઓ રાજ્ય આયોગ એ વિષય નો તપાસ ના કરી સકે જો રાજ્ય આયોગ ના અધ્યક્ષ કે સદસ્ય સહમત હોય તો રાજ્ય સરકાર અધ્યક્ષ કે સદસ્ય ને બીજા ને રાજ્ય આયોગ ના તરીકે નિવૃત્ત કરી સકે સકે છે નિયુક્તિ રાજ્ય પાલ આયોગ નું અધ્યક્ષ અને સદસ્ય ની નિયુક્તિ કરે છે પરંતુ આ નિયુક્તિ એક એવી સમય કરવામા આવે છે જે અનુસાર મળી વલી ની છે

આમ છતાં રાજ્ય આ નીયુક્તીયો ઉચ્ચ ન્યાલય કાર્યલય હતી અથવા કાર્ય કરતા જિલા નિયમો થી સાથે પર્થમાસ બાદ થઇ સકે છે રાજ્ય આયોગ ના અધ્યક્ષ તથા ના સદસ્ય પોતાનું રાજી નામું રાજ્યપાલ ને આપે છે આમ છતાં જરૂરી જનાત્ર રાજ્ય તેવોએ ને આદેશ દ્વારા પણ હટાવી કે છે રાજ્યનામું અધિકારી આયોગ ના અધ્યક્ષ નું કાર્યકાળ તોએ બધુ ઘણું નું કરીએ એના પાંચ વર્ષ અથવા સિત્તેર વર્ષ ની ઉમર હોય છે સદસ્ય નું કાર્યકાળ પાંચ વર્ષ નું હોય આવે તે એને પણ પાંચ વર્ષ માટે નિયુક્ત કરવા લાયક હોય છે પરંતુ આ સંજોગો મા તેમની ઉમર સિત્તેર અથવા કે સિત્તેર વર્ષ થી વધુ ન હોયી જોયીયે આયોગ ના અધ્યક્ષ કે સદસ્ય ની નિયુક્તિ બાત તેમના વેતન મા કોઈ લાભકારી પરિવર્તન ન કરી સકાય આયોગ ની અધ્યક્ષ કે સદસ્ય નું કાર્યકાળ પૂરો થયા બાદ તે બીજા કોઈ ભાગ લઇ સકે નહી ભારતીય સંવિધાન મા ક્યાય પણ લખ્યું નથી નું ઉલ્લેખ જોવા મળતું નથી પરંતુ ભાષા અને ધર્મ ના આધારે સરકાર કોઈ પણ સમુદાય ને લઘુમતી સમુદાય નુ દ્ર્જીયો આપી સકાય છે આયોગ મા એક અધ્ય અને એક ઉપાદીયક્ષ અને પાંચ સદસ્ય હોય છે જે લઘુમતી સમુદાય ના પ્રતિનિધિત્વ કરે છે જેમ કે વર્ષ બે હજાર ચૌદમાં સરકારે જેને લઘુ મતી સમુદાય નો દ્રજીયો આપ્યો આયોગ મા એક અધ્યક્ષ એક ઉપાદીયક્ષ અને પાંચ સદસ્ય હોય છે જે લઘુમતી સમુદાય નો પ્રતિનિધીત્વ કરે છે જયારે ઓઘ્નીશ સૌ ઇત્થોતેર મા એક લઘુમતી આયોગ ની સ્થાપના કરાય હતી જેનો ઉલેખ કરવા મા આયો હતી કે સંવિધાન તથા ની રક્ષા આપળે છતાં પણ લઘુમતી સમુદાય અસામનતા અને નો સામનો કરે છે વર્ષ અઠાર ઓઘ્નીસ સૌ પન્ચીયાસી મા લઘુમતી સમાજ નો ગૃહમંત્રી થી અલગ કરી સમાજ કલ્યાણ મંત્રલાય અંતર્ગત નવા રોજગાર થી વિધિત કરવામાં મા આવ્યો જેમાં એક અધ્યક્ષ અને છ સભ્ય છે જેમાં થી ઓછા મા ઓછા બે મહિલાઓ હોય છે અધ્યક્ષ તરીકે સમય મર્યાદા પાશટ વર્ષ અને સભ્ય તરીકે તમારો સમય મર્યાદા સાઠ વર્ષ હોય છે ભારતીય દુરસંસાર નિયમ મુખ્ય વત હવેલી ટી આર એ આઈબી ની સ્થાપના વર્ષ ઓગ્નીશ સૌ સત્તાવન મા ટી આર એ આઈ act ઓઘીન્સ સૌ અંતર્કગત કરવામાં આવી હતી એનો મુખ્ય ઉપદેશ ભારતીય દુર સંસાર સેવા ના વિકાસ અને તેના નિયમ કરવાનું છે ભારત હાલના દુર સંસાર network નું એશિયા નું બીજું સૌ થી મોટો વિશ્વ નું ત્રીજો સૌ થી મોટો network છે ટી આર ટી આર એ આઈ એ સંસાર ક્ષેત્ર મા પારદર્શિત લાવા માટે આવા નવા નિર્દેશો જાહેર કરતો હોય છે જેમ કે મોબાયલ નંબર potability wide line વગેરે બાળ અધિકાર સમાજ સેવા અંતરરાષ્ટ્રીય આયોગ બાળ અધિકાર સમાજ સેવા રાષ્ટ્રીય અરબ ની સ્થાપના વર્ષ બે હજાર સાત મા બાળ અધિકારી સંરક્ષણ ખણું બે હજાર પાંચ ની અંતર્ગત કરવામા આવી હતી વર્ષ બે હજાર મા એક અધ્યા દેશ ના માધ્યમ થી પી ડી ઈ એસ એ પી ની સ્થાપના કરવામાં જેનો મુખ્ય ઉદેશ્ય license આપનાર અને license મેળવનાર ના વિવાદો બે થી વધુ telecom company વચ્ચેઓ નો વિવાદો telecom company અને રાહત વચ્ચે ના વિવાદો તમજ ટી આર એ આઈ ના આદેશો અને નિર્ણયો જેવા તમામ પ્રકાર ના દુર સંસાર ના ખેતર ના વિવાદો નિરાકરણ લાવાનું છે ટી બી એસ કે સી મા એક અધ્યક્ષ અને બે સભ્ય હોય છે ભારતીય વીમા નિયમ જ વિકાસ મુખ્ય હેદેરાબાદ તેલંગાના આ સંસ્થાનો નિયમ કુલ દસ સભ્ય સાથે કરવામાં આવે છે જેમાં એક અધ્ય પાંચ પૂર્ણકાલીન સભ્યો અને ચાર અલ્પકાલીન સભ્ય હોય છે આઈ આર ડી એ આઈ ની સ્થાપના આઈ આર ડી એસ ની અંતર્ગત સમિતિ ની કરવા મા આવી હતી તેનો મુખ્ય ઉદેશ્ય ભારતીય policy ભારત ના રક્ષા કરાવિયું તેમજ ભારતીય ના અર્થવ્યસ્થા મા અને ક્ષેત્ર મા પારદર્શિતા લાવાની છે આ ઉપરાંત તે વી મા company ઉપર નિરીક્ષણ તેમજ અન્ય માપ દંડો ના નિયમિત નિરીક્ષણ પણ કરે છે તે જીવના વીમા અને ઘેર જીવન બીમા સંબંધી તમામ દવાનું નીરાકારનાર પણ કરે છે કરવા થી આ સ્થિતિ નો ભારતીય અર્થવ્યસ્થા મા મસ્ત છે છવી ટકા વિદેશ થી નિવેશ નું સ્પર્ધાન હતું જે વધારી ને ઓઘન પચાસ ટકા કરવા મા આવ્યું અને હાલ મા વિદેશ પ્રમાણ વીમા ક્ષેત્રે સૌ ટકા કરી કેવા આવ્યું છે ભારતીય પતો સ્પર્ધા આયોગ મુખ્ય મતલબ નવી દિલ્લી તીથીયે એમાં એક અધ્યક્ષ અને અન્ય પાંચ સભ્ય હોય છે પી સી આઈ નો સ્થાપના સ્પર્ધા એફ બેંક દર બે ની અંતર્ગત વર્ષ બે હાજર ત્રણ અમ મા એમ આર ટી થી એસ ઓઘ્નીશ સૌ સિત્તેર એના સ્થાન મા કરવામાં આવ્યું હતું અને બે હજાર નૌ મા તો સંપૂર્ણ કાર્ય કર એ આ બને છે તેના મુખ્ય કાર્ય વિભિન્ન નો ઉદ્યોગ ક્ષેત્ર ની સ્પર્ધાઓં ની પ્રતિકુળ અત્યાર પહુહાડતી હોય છે તેવી ગતીવીધીયો દુર કરવાનું છે આ વ્યાપાર સ્વંત્રતા અને ઉપ્ભોગ્તાઓ નુ રક્ષણ કરવા માટે ની એક અર્ધ

એ બજાર મા monopoly ધરાવતો પર ખાસ ધ્યાન આપે છે જે જેના થી કોઈ સમૂહ પોતાના સ્થાનો નું દુર કરવાના કરે છ એ તો બજાર ના દરેક ક્ષેત્ર મા નિયંત્રણ તરીકે નું બતાવે છે તે બજાર મા વિલી ની નિયમન કરે છે તેનું મોટો પર gather good શ્રેષ્ઠ કાવ્યો માંથી યોગ્ય ર્ધા છે દ્વારા જાહેર કરવામા આવતું nucleator છે અને મુખ્ય મથક દિલ્લી આ એક વિજ્ઞાનિક સંસ્થા છે એક અધ્યક્ષ અને બે સભ્ય હોય છે તેના અધ્યક્ષ હમેશા સુપ્રીમ કોર્ટ ના જજ અથવા હાઈ કોર્ટ ના મુખ્ય ન્યાયાદ્ધીશ હોય છે કોન્ટેક ની સ્થાપના વર્ષ બે હજાર ઓઘ્નીસ મા થઇ હતી પી સી આઈ દ્વારા જહીર કરવામા આવેલું કોઈ પણ કોન્ટેક મા કરી સકાય છે ભારતીય પ્રતિ અને મીનીમય બોર્ડ મુખ્ય માન્થક મુંબઈ ક્ષેત્ર કાર્યાલય નવી દિલ્લી કલકત્તા ચેન્નાઈ અમદાવાદ તેમાં એ ચેરમેન અને આઠ સભ્ય હોય છે જેમાં થ બે સભ્ય ન્યાલય ના અધિકારી એક સભ્ય રેસેર્વ બેંક ઓફ ઇન્ડિયા બાકી ના પાંચ સભ્ય નિયુક્ત કરાયેલા છે તેવા મા થી ઓછા મા ઓછા ત્રણ પૂર્વકાલીન સભ્ય હોય છે તે ભારતીય મૂલી બજાર નું નિયમન કરતી સર્વોચ સંસ્થા છે જેની સ્થાપના ઓઘ્નીસ સૌ અઠ્યાસી મા પ્રતિભૂત બજાજ ના નિયમો માટે ઘેર વૈજ્ઞાનિક ની સંસ્થા તરીકે કરવા મા આવી હતી વર્ષ ઓઘીનીસ સૌ બાનુ મા જે ભી એ ઓઘીનીસ સૌ બાણુ પસાર કરી ને તેની એક વ્યાક સંસ્થા તરીકે રચના કરવા મા આવી હતી

ને અટકાવે છે તે ભી ફતેહપુર બજાર થી જોડાયેલા લોકો ને શિક્ષણ આપવાનું અને રોકાણ કાર્ય મા જાગૃતિ ફેલાવાનું કામ પણ કરે છે બજાર મા સૌ કરોડ થી વધારાની ધન રાશી એક્ત્રિત કરવા વાડી સી બી ના કાર્યક્ષેત્ર ની અંદર આવે છે એસ એલ એચ લુબીનેત એસ એચ યુ એક નવી એક વૈજ્ઞાનિક સંસ્થા છે કે જેની સ્થાપના એ બી ચેટ ઓઘ્નીસ સૌ બાણું ના અંતર્ગત કરવા મા આવી હતી તેની સ્થાત્પના તે ભી ના અંતર્ગત કરાયેલ છે એસ એ ટી કેન્દ્રીય ન્યાલામંત્રાલય ની દેખ રેખ મા કાર્ય કરે છે તેનું મુખ્ય કાર્ય સી બી એસ દ્વારા પસાર કરવા મા આવેલા અપીલ શામ્ભ્ડવાનું છે ની અંદર બધી સંખ્યા આવે એને બાર વડે ભાગી શકો તમે તો બાર એકા બાર બાર દૂ ચોવીસ બાર તરી છત્રીસ બાર ચોકુ અડતાલીસ બાર પંચા સાહિથ તમે બોલ્યા જ કરો બોલ્યા જ કરો અને જેવી તમને સંખ્યા મળતી જાય એ દરેક સંખ્યાને તમે બાર વડે ભાગી શકો બરાબર તો આ સંખ્યાઓ કેવી મળી મળે તો કે જેને હું બાર વડે ભાગી શકું જોઈ અહીંયા આ બંને વચ્ચેનો આપણે તફાવત સમજીએ આ સંખ્યાઓ કેવી છે જો કે જેના વડે હું બાર ને ભાગી શકું છું આ બધી સંખ્યા વડે હું શું કરી શકું છું બાર ભાગી શકું છું આ સંખ્યાઓ કેવી છે જો કે જે સંખ્યાઓને હું બાર ભાગી શકું છું તે સમજવાનો પ્રયત્ન કરજો. ઓ લાંબુ difference નથી પણ ભૂલ પડી જાય તો આખો meaning ફરી જાય બરાબર છે આખો દાખલો ખોટો આવી શકે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ દરેક સંખ્યા વડે શું થાય છે બાર ને નિશેષ ભાગી શકાય છે

બાર વડે નિશેષ ભાગી શકાય છે એટલે આ સંખ્યાઓને બાર ના અવયવી કહેવાય શું કહેવાય અવયવી બરાબર અને આના ઉપર એ તમને બીજી માહિતી કઈ કઈ મળે છે ધારો કે આપણે બીજી એક સંખ્યા લઈ લઈએ પંદર

એકડે એક મળે સૌથી નાનો અવયવ કેટલો મળે એક મળે પછી બારને સૌથી મોટી કઈ સંખ્યા વડે ભાગી શકાય તો કે બાર થી બાર થી ભાગી શકાય એ જ રીતે પંદર ને સૌથી મોટી કઈ સંખ્યા વડે ભાગી શકાય પંદર વડે તમને એવું પૂછવામાં આવે કે બે કોઈપણ સંખ્યાનો સૌથી મોટો અવયવ કયો ત્યારે તમારો જવાબ શું હશે સંખ્યા પોતે હશે બરાબર પછી આ બાજુ છે આપણે લખેલા છે એ શું છે તો અહીંયા બાર અવયવી લખ્યા છે અને અહીંયા કોના અવયવી લખ્યા છે પંદર ના અવયવી લખ્યા છે તો જુઓ તો બાર નો સૌથી નાનો અવયવ કોણ છે અવયવી sorry બરાબર તો એકડે બગડે બાર છે પછી પંદર નો સૌથી નાનો અવયવી કયો છે તો કે પંદર જ છે અહીંયા થી શું આપણને જાણવા મળ્યું કે કોઈપણ સંખ્યાનો સૌથી નાનો અવયવી સંખ્યા પોતે હોય બરાબર પછી તમને એવું પૂછવામાં આવે કે કોઈપણ સંખ્યાનો સૌથી મોટો અવયવી કયો મળે તો આપણે કીધું કે આવી સંખ્યાઓ ઢગલાબંધ મડસે અસંખ્ય મળશે તો તમારો જવાબ ત્યાં શું હશે કે કોઈપણ સંખ્યાનો સૌથી મોટો અવિયવી ન મળે બરાબર શું કહેવાનું કે મળે નહીં બરાબર પછી અહીંયા તમે જુઓ પાછા બાર માં આવી જાઓ બાર ના અવયવ ઉપર નજર કરો કેટલા છે એક બે ત્રણ ચાર પાચ અને છ અવયવ છે કેટલા છે છ તો અહીંયાથી મિત્રો એવું સાબિત થાય કે કોઈપણ સંખ્યાના અવયવો ની સંખ્યા કોની સંખ્યા અવયવોની સંખ્યા તો અવયવોની સંખ્યા નિશ્ચિત હોય fix હોય આ બહારના અવયવો ભૂતકાળમાં આપણે પપ્પાને આપણે પૂછે ભણેલા હોય એને પૂછો કે બારનો અવયવ ભૂતકાળમાં તમારા સમયમાં કેટલા હતા તો એવું કહેશે કે ભાઈ છ હતા તમે એવું પૂછો કે પંદર ના અવયવ કેટલા હતા ચાર જ હતા અત્યારે તમે જુઓ છો બાર આવ્યો છ મળ્યા પંદર ના ચાર મળ્યા તમે તમારા બાળકોને ભવિષ્યની અંદર જ્યારે તમે પૂછશો કે બેટા કે તો બહારના કેટલા મળે તો એ પણ તમને શું કહેશે છ જ મળે પંદર ના આવ્યો કેટલા મળે ચાર જ મળે કહેવાનો meaning એવો છે કે કોઈપણ સંખ્યાના અવયવોની સંખ્યા નિશ્ચિત હોય કેવી હોય નિશ્ચિત એવી જ રીતે કોઈપણ સંખ્યા અવિયાવિયોની સંખ્યા કેવી હોય નિશ્ચિત હોય તો કે હમણાં જ કીધું કે આવી સંખ્યાઓ જેને તમે બાર વડે ભાગી શકો પંદર વડે ભાગી શકો એ સંખ્યાઓ તો અસંખ્ય હોય મળશે તો એનો મતલબ કે આપણે ગણી શકીએ નહીં કે કેટલી સંખ્યાઓ છે તો કોઈપણ સંખ્યાના અવયવોની સંખ્યા કેવી હોય અનિશ્ચિત હોય બરાબર હવે તમને એવું થશે કે સાહેબ કે બધું આ સમજાવી તો દીધું અમે અમને અમારી book બનાવી હોય લખવું હોય તો અમે કઈ રીતે લખી શકે તો એની પણ તમારા માટે મસ્ત વ્યવસ્થા કરી છે જુઓ

નો example આવ્યો પંદર ને કોના વડે કોના કોના વડે ભાગી શકાય એક ત્રણ પાચ પંદર વડે નિશેષ ભાગી શકાય તો એક ત્રણ પાંચ પંદર ને શું કહેવાય પંદર ના આવ્યો કહેવાય એવી જ રીતે કોઈપણ સંખ્યાને સૌથી નાનો અવયવ કયો હોય એકડ એક હોય કોઈપણ સંખ્યાનો સૌથી મોટો અવયવ કયો હોય તો કે સંખ્યા પોતે હોય પછી કોઈપણ સંખ્યાઓના અવયવો ની સંખ્યા કેવી હોય તો કે નિશ્ચિત હોય આ બધું જ તમે note ની અંદર લખતા જજો એવું લાગે તો છેલ્લે screenshot પાડી લેવાનો બરાબર આવી જ રીતે અવયવી ની અંદર જોઈએ તો શું લખ્યું છે કે સંખ્યાઓનો એકમો કે જેને આપેલ સંખ્યા વડે ભાગી શકાય આપણે બહારના અવયવી લેતા તા બાર ચોવીસ છત્રીસ એ બધી સંખ્યાઓ કેવી હતી કે જેને આપેલ સંખ્યા એટલે કે બાર વડે નિશેષ ભાગી શકો તેના અવયવી કહીશું આપણે જો એવી રીતે પંદરના અવયવી લખ્યા છે પંદર થી પિસ્તાળીસ સાહિત પંચોતેર વગેરે કોના વડે ભાગી શકાય પંદર વડે તો પંદર ત્રીસ પિસ્તાળીસ સાહિઠ પંચોતેર ના અવયવી થયા બરાબર પછી કોઈપણ સંખ્યાનો સૌથી નાનો અવયવી કોણ હોય તો તે સંખ્યા પોતે હોય પછી કોઈપણ સંખ્યાઓનો સૌથી મોટો અવયવી કયો હોય તો કે મેળવી શકાય નહીં ન મેળવી શકાય બરાબર છે

આ application ની અંદર screenshot લેવાની facility નહીં હોય તો તમારે વિડિયો pause એ બધું લખી લેવાનું છે બરાબર આગળ વધીએ તો આ ચર્ચા મિત્રો આપણે કોની કરી અવયવો અને અવયવીને હવે જો અહીંયા

એક થી દસ સુધીની સંખ્યા છે જેના અવયવી આપણને આપ્યા છે બરાબર એ તમે જોશો એટલે idea આવી જશે કે ભાઈ આ શું છે એ તમારી માહિતી માટે ફક્ત અહીંયા મુકેલા છે

એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી LCM એટલે list common multiple બરાબર છે સૌથી પહેલા પ્રશ્ન અહીં થવો જોઈએ કે લસાઅ એ છે શું અને વ્યાખ્યા શું થાય બરાબર તો જુઓ અહીંયા વ્યાખ્યા જોઈએ આપણે તો અહીંયા વ્યાખ્યા શું છે definition લસાઅ એટલે એવી નાનામાં નાની સંખ્યા કે જેને આપેલ દરેક સંખ્યા વડે નિશેષ ભાગી શકાય લ. સા. અ એટલે એવી નાનામાં નાની સંખ્યા કે જેને આપેલી દરેક સંખ્યાઓ વડે શું કરી શકાય જો કે નિશેષ ભાગી શકાય આપેલ સંખ્યાને તમે ભાગો તો નિશેષ મળવી જોઈએ નહીં બરાબર છે તો એને આપણે કહીશું લસાઅ કેવી રીતે મેળવાય એ આપણને જોવાનું છે અહીં આપણે basic ચર્ચાઓ કરીએ છીએ હવે તમને હવે શું આપ્યું હશે બે અથવા બેથી વધારે સંખ્યાઓ આપેલી હશે અને તમને એવું કહેવામાં આવતું હશે કે બે સંખ્યાઓ છે કે બેથી વધારે ત્રણ સંખ્યાઓ છે એનો લ. સા. અ મેળવો LCMfind કરો બરાબર તો આપણને ખબર કેમ પડે છે કે જે લસાઅ છે એ કઈ રીતે મેળવાય તો જુઓ સૌથી પહેલા તમારી યાદ રાખવાનું છે કે બે સંખ્યા તમને આપી હોય એક નાની હોય એને એક મોટી હોય ત્રણ આપી હોય અને એક મોટી હોય અને બે સંખ્યા એના કરતા નાની હોય તો લસાઅ જે છે ને ઈ જે આપેલી સંખ્યાઓ હોય બે હોય કે બેથી વધારે હોય એમાં જે મોટામાં મોટી સંખ્યા હોય ને મિત્રો એ લસાઅ તરીકે આવી શકે દર વખતે આવે એવું જરૂરી નથી બરાબર અને દર વખતે ન આવે એવું પણ જરૂરી નથી જે જે સંખ્યાઓ તમને આપેલી હોય એમાંથી મોટામાં મોટી સંખ્યા LCM એટલે કે લસાઅ તરીકે હોઈ શકે તો તમને એવો પ્રશ્ન હશે મોટામાં મોટી સંખ્યા જુઓ લ. સા. અ તરીકે ન હોય તો તો કે જે મોટી સંખ્યા હશે એનો અવયવી એટલે એટલે મોટી સંખ્યા નો ઘડીયો બોલવાનો એમાં એવી કોઈ સંખ્યા તમને મળશે કે તે જ સંખ્યા ને તમે આપેલી દરેક સંખ્યા વડે શું કરી શકો નિષેષ ભાગી શકો જો આપણે જોઈએ most important point છે આ બધા લખી લેજો book ની અંદર આપેલા હશે નહીં તો જુઓ શું લખેલું છે કે આપેલ સંખ્યાઓનો લસાઅ આપેલી સંખ્યાઓ માંથી મોટામાં મોટી સંખ્યા અથવા તેનો